આહ એક can not understand મિત્રો અહિયાં આહ કયા બાબતની સમજ ના પડી એ જરા વિગતે જણાવશો તો પછી આપણે એને ફરી થી એક વખત થઈ શકે તો આપણે ફરી થી કહી શકીશું.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

બસ શાંતિ જો

એટલે એમ મેં કીધું મારે credit card લેવું તું એમ લવ કે નહિ એમ તારો ભાઈ છે ને એટલે એમ જરાક પૂછું છું એના ફાયદા ને બધું હા ભાઈ credit card તો છે ને ભાઈ credit card એટલે credit card તો આજ ની તારીખ માં છે ને ભાઈ બધા જોડે હોવું જ જોઈએ તને તારા જોડે કેમ છે કેમ

હા હા તને કીધું ને તને કઉં તે credit card શું છે ને કેવી રીતે કેવી રીતે use થાય ને ભઈ અને એના uses શું છે credit card ના ભાઈ અહીં જો સૌથી પેહલા તું credit credit નો મતલબ સમજ એનો મતલબ છે ને આમ credit એટલે

હમ ઉધાર આપડે ઉધાર લઇએ એમ કોઈ ની જોડે થી હવે એમાં શું છે જો આજે તું ક્યાંથી બાર ડૂચા લેવા જઈશ ને તો છે ને તને છે ને વ્યાજવાળા વ્યાજખોરો છે ને ભાઈ બોવ એટલે હદ વગર નું વ્યાજ વસૂલશે સમજ્યો credit card credit એટલે કોઈ નો તકલીફ એ જ છે આજ સુધી માં વ્યાજ લેણું ભર્યું નથી વ્યાજે પૈસા લઈને હવે મને કોઈએ એ કીધું credit card લો તો એમાં વ્યાજ ભરવું પડે એમ

હા ભાઈ જો જેમ કે જો તારે ક્યાંથી loan છે બરાબર હવે તું તારુ તારો જે બી bank માં account છે ને બરોબર એ bank છે ને તને credit card આપશે ને આપશે આપશે જ સમજ્યો

હવે જો credit card છે ને credit card નું credit card એ એટલે એક પ્રકાર ની સુવિધા છે જે bank દ્વારા પુરી પાડવામાં આવે છે બરાબર એટલે bank જોડે આપડે થી ઉધાર પૈસા લેવાના એમ હા એટલે હા bank એક card આપશે બરાબર તારું ATM CARD તો હશે જ બરાબર એ ATM CARD જેવું જ છે ને use કરાય છે એમ

જો જે ગ્રાહક ને છે ને bank જે ગ્રાહક ને પૂરો મંજિલ credit મર્યાદા હોય છે બરાબર તારા એ અથિલેશ guard માં હવે છે ને એ રકમ છે ને ગમે તેવી હોય શકે એક લાખ બે લાખ દસ લાખ પંદર લાખ વિસ લાખ એ છે ને bank દ્વારા તને

હા એ એટલા સુધી ની limit આપે તને તું એટલા એ એટલા સુધી તું પૈસા કાઢી શકે છે સમજ્યો

હા અને છે ને અત્યારે તને સમાન અને સેવાઓ ઓ અને ખરીદી ખરીદી ઉપર તને સક્ષમ બનાવે છે સમજ્યો credit card ની સુવિધા એટલે એના through આપડે કોઈ બી વસ્તુ લઇ શકીએ એમ

પૈસા છે ને credit card માં જે પૈસા છે તે Bank દ્વારા ઉધાર આપવા માં આવયા છે તે પૈસા તું કાઢી શકીશ તારું તું એ પૈસા ની વસ્તુ ખરીદી શકીશ સમજ્યો

હા એટલે ટુકડે એટલે દર જ મહિને પૈસા આપવાના બરાબર એના હપ્તો બાંધેલો હોય bank એ બરોબર હા જેમ કે સાત હજાર ની વસ્તુ છે ને કુલ એટલે એક એની રકમ હોય મહિને જેમ કે સાત હાજર સાત હજાર રૂપિયા છે બરાબર છ મહિના માટે તને bank તને છ મહિના માટે સાત હજાર રૂપિયા આપી દેશે બરોબર છ મહિના છ મહિના માં છે ને સાત હજાર રૂપિયા તારે bank ના માં આપી દેવાના સમજ્યો શાંયઠ હજાર રૂપિયા હવે કેવી રીતે આપવાના મહિને મહિને દર મહિને તારે એક EMI હશે બરોબર એ EMI તને bank છે ને તારા જે credit card છે ને એમાં નાખતો નાખી દેવાના

હા credit card આપડે bank ને develop કરીએ હા હા એજ એજ ભાઈ હવે છે ને બીજી વસ્તુ છે જો તને છે ને credit જો credit card ની અંદર ની જો રકમ હોય છે ને તે તને ખબર કેવી રીતે નક્કી કરવામાં આવે છે

જો તારી આવક ઉપર અને credit score ઉપર સમજ્યો

તારી આવક અને credit score ઉપર વતારી credit card ની મર્યાદા નક્કી કરવામાં આવે છે તારી limit નક્કી કરવામાં આવે છે એટલે આપડા bank statement ઉપર એટલે આ bank

પુરેપુરા હા time to time ભર્યા છે કે નહિ એવું નક્કી હા બસ બરોબર હા હા જો એક બી bounce તને કદાચ credit card નહિ મળશે સમજ્યો હા એટલે કયો છો plus માં એ બી જોવે અને આ credit અને આમાં છે ને credit credit credit score છે ને પછી આમ બોવ મહત્વનો ભાગ ભજવે છે સમજ્યો એક એક આ એક હોય છે credit card credit score ની એક limit હોય છે સમજ્યો એમાં તારું credit card